આ ઈમેજ માં એક મંદિર છે જ્યાં કંઈક પ્રસંગ લાગે છે.

અને ત્યાં બે પૂતળા બી લગાયા છે અને પાછળ ઘર બી દેખાય છે અને બે જણ કામ બી કરે છે.

આ ઇમેજ એક સ્કૂલ નુ લાગે છે બારે સાઈકલો પડી છે બ્લુ અને રેડ કલર ની.

આ ઇમેજ એક શોપ ની છે જ્યાં ટીશર્ટો મલે છે અલગ અલગ કલર ની એમાં એક ટીશર્ટ રેડ કલર ની બ્લૂ કલર ની--

આ ઇમેજ મા એક બેંક દેખાય છે કેનેરા બેન્ક જેનો બ્લુ કલર નો બોર્ડ છે એની ઉપર એક રેસ્ટોરન્ટ છે દાદીશા નામ છે એ રેસ્ટોરન્ટ નુ.

એને બ્લુ કલર ના હોલ્ડર્સ બધા લખાયા છે એના ટેમ્પોસ માં એમાં--

અને ત્યાં એક દાવતનું બી પોસ્ટર લગાવેલું છે બાજુમાં એક ડસ્ટબિન પણ રાખ્યુ છે.

સી_સી_ટી_વી કેમેરા બી છે અને ઉપરની દીવાલ એની વ્હાઇટ કલર ની છે અને બધી સાડીઓ કલરફૂલ કલરફૂલ છે.

અને સાઈડ માં રેડ કલર નું કર્ટેન લગાયુ છે ચારે સાઇડ .

આ ઇમેજ એક પેટ્રોલ પંપ નુ છે જ્યાં બ્લેક અને વ્હાઇટ કલર ની ગાડી છે.

આ ઈમેજ એક વોટર પાર્ક નું લાગે છે જ્યાં બઉ મોટી મોટી રાઇડ્સ દેખાય છે.

આ ઇમેજ માં એક કોલેજ નુ ઇમેજ લાગે છે જ્યા ડેઝ ચાલુ છે અને બધા છોકરાઓ ટ્રેડિશનલ ડેઝ --

એન્ડ ત્યાં કને વેફર્સ ચટાકા પટાકા એવા પડીકા પણ છે.

બેન્કના ના બોર્ડ નો કલર બ્લુ ને--

એક અને બે ઝાડ છે અને પાછડ ખાસ્સા બધા નાના નાના ઝાડ દેખાઈ છે અને પાછડ એક બઉ મસ્ત માઉન્ટેન છે.

ચોઇસ હેરસ્ટાઇલ કરીને હેર આર્ટિસ્ટ ની દુકાન છે.

અને ખાસા બધા ટીશર્ટ પડ્યા છે કલર કલર ના ઉપર એક એ_સી પણ દેખાય છે અને સાઈડ માં બ્લુ અને વ્હાઈટ કલર ના બલુન પણ દેખાય છે.

નીચે ટાઇલ્સ લગાવેલી છે ખાસા બધા માણસો પણ છે અને ડસ્ટબીન પણ દેખાય છે ગ્રીન અને બ્લુ કલર નો.